લિબ્રિઓફિસ ડ્રો માં ઓબ્જેક્ત્સમાં રંગ ભરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં શીખશો કે કેવી રીતે ઓબ્જેક્ત્સ માં રંગગ્રેડીએન્ટસ હેત્ચિંગ અને બીટમેપ ભરવું
પેજ પૃષ્ઠભૂમિ સેટ કરવું
નવા રંગો બનાવવા ચાલો વોટરસાયકલ ફાઇલ ખોલી શરૂઆત કરીએ
તમે ઓબ્જેક્ત્સ આ સાથે ભરી શકો છો રંગ ગ્રેડીએન્ટસ લાઈન પેટર્ન અથવા હેત્ચિંગ અને ચિત્રો અહીં આપણે ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ 1004 અને લિબ્રિઓફિસ સ્યુટ આવૃત્તિ 334 વાપરી રહ્યા છીએ
ચાલો વોટરસાયકલ આકૃતિમાં રંગ ભરીયે
ચાલો સૂર્યની બાજુમાં આવેલ બે વાદળોમાં રંગ ભરીયે
તેમાં સફેદ રંગ ભરીયે
સૂર્યની આગળ આવેલ વાદળ પસંદ કરો
કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને એઆરઇએ પર ક્લિક કરો
એઆરઇએ સંવાદ બોક્સ પ્રદર્શિત થયું છે
આ એઆરઇએ ટેબ પર ક્લિક કરો અને ફિલ વિકલ્પ હેઠળ કલર પસંદ કરો
નીચે સ્ક્રોલ કરો અને વ્હાઇટ પર ક્લિક કરો
ઓક પર ક્લિક કરો
તે જ રીતે આપણે બીજા વાદળમાં પણ રંગ ભરીશું
એઆરઇએ હેઠળ કલર અને વ્હાઇટ પર ક્લિક કરો
દરેક વાદળમાં રંગ ભરવું લાંબો સમય લેશે
આ કરવા માટેનો સરળ માર્ગ છે તેમને એક જૂથ કરો
ચાલો બીજા બે વાદળોમાં રંગ ભરીયે ગ્રે કારણ કે તેઓ વરસાદ ધરાવતા વાદળો છે
પ્રથમ તેમને જૂથમાં લો
Shift કી દબાવો અને પ્રથમ વાદળ પર ક્લિક કરો અને પછી બીજા પર ક્લિક કરો
કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને ગ્રુપ પર ક્લિક કરો
આ વાદળો જૂથ થયેલ છે
ફરીથી કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને એઆરઇએ પર ક્લિક કરો
એઆરઇએ સંવાદ બોક્સ માં ફિલ વિકલ્પ હેઠળ એઆરઇએ ટેબ પર ક્લિક કરો કલર પસંદ કરો અને નીચે સ્ક્રોલ કરો અને રંગ ગ્રે 70 પર ક્લિક કરો
ઓક પર ક્લિક કરો
ચાલો ત્રિકોણ બ્રાઉન 3 થી એ જ રીતે રંગીએ
હવે લંબચોરસને બ્રાઉન 4 માં એ જ રીતે રંગીએ
એ જ રીતે ચાલો સૂર્યમાં પીળો રંગ ભરીયે
આગળ ચાલો બીજો ત્રિકોણ અને વક્ર જે પાણીને દર્શાવે છે તેને ટર્કોઇઝ 1 રંગ સાથે ભરીયે
તેમને સમાન ફોર્મેટિંગની જરૂર હોવાથી ચાલો તેમને જુથમાં કરીએ જો તેઓ પહેલાથી જ જૂથમાં થયેલ નથી
તેમાં રંગ ભરવા માટે અગાઉના મુદ્દાઓ જેમ જ પગલાંઓ અનુસરો જમણું ક્લિક કરો એઆરઇએ એઆરઇએ tab ફિલ કલર ટર્કોઇઝ 1
ઓબ્જેક્ટ વોટર માં તે જુઓ ત્રિકોણ અને વક્રની રૂપરેખા દર્શાવવામાં આવેલ છે
ચાલો આ રૂપરેખા અદ્રશ્ય કરીએ તેથી ચિત્ર વધુ સારું દેખાય
ઓબ્જેક્ટ પસંદ કરો કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને લાઇન પર ક્લિક કરો
લાઇન સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે
લાઇન ટેબ પર ક્લિક કરો
લાઇન પ્રોપર્ટીઝ માં સ્ટાઇલ બોક્સ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને ઇન્વિઝિબલ પસંદ કરો
ઓક પર ક્લિક કરો
પાણી ઓબ્જેક્ટની રૂપરેખા અદ્રશ્ય બની જાય છે
હવે વૃક્ષોમાં રંગ ભરીયે
સૌથી ડાબી તરફનું વૃક્ષ પસંદ કરો
કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને Enter ગ્રુપ પર ક્લિક કરો
હવે ચાલો વૃક્ષ એડિટ કરીએ
જમણી બાજુ પરના પાંદડા પસંદ કરો
કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને એઆરઇએ પર ક્લિક કરો
એઆરઇએ સંવાદ બૉક્સમાં
એઆરઇએ ટેબ પર ક્લિક કરો
ફિલ હેઠળ કલર પસંદ કરો
નીચે સ્ક્રોલ કરો અને ગ્રીન 5 પર ક્લિક કરો
ઓક ઉપર ક્લિક કરો
ડાબી બાજુ પરના પાંદડા માટે સમાન કરો
ચાલો વૃક્ષના થડમાં રંગ ભરીયે
y શેપ્ડ એરો પસંદ કરો કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને એઆરઇએ પર ક્લિક કરો
નોંધ લો કે બધી પસંદગી એઆરઇએ સંવાદ બોક્સમાં જાળવી રાખવામાં આવેલ છે
તો કલર પસંદ કરો
નીચે સ્ક્રોલ કરો અને બ્રાઉન 1 પર ક્લિક કરો
ઓક પર ક્લિક કરો
આપણે વૃક્ષને રંગ કર્યો
જૂથમાંથી બહાર નીકળવા માટે જમણું ક્લિક કરો અને એક્સિટ ગ્રુપ પસંદ કરો
આપણે એ જ રીતે અન્ય વૃક્ષોને પણ રંગ કરી શકીએ છીએ
આપણે બીજા વૃક્ષો રદ પણ કરી શકીએ છીએ રંગીન વૃક્ષને કોપી પેસ્ટ કરો અને તે ઇચ્છિત સ્થાન પર ખસેડો
આ રીતે આ ખુબ સરળ છે
હવે સુન ની બાજુમાં આવેલ વાદળમાં શેડો ઉમેરીએ
પસંદ કરવા માટે ડ્રોઈંગ ટૂલબાર માંથી સિલેક્ટ પર ક્લિક કરો અને પછી તેમને જૂથમાં કરો
સફેદ વાદળ જૂથ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને એઆરઇએ પર ક્લિક કરો
એઆરઇએ સંવાદ બોક્સ માં શેડો ટેબ પર ક્લિક કરો
પ્રોપર્ટીઝ માં યુએસઇ શેડો બોક્સ ચેક કરો
અન્ય ક્ષેત્રો હવે સક્રિય બને છે
પોઝિશન માં bottom રાઇટ કોર્નર વિકલ્પ પર ક્લિક કરો
પોઝિશન છાયા ક્યાં દેખાશે તે વ્યાખ્યાયિત કરે છે
કલર ક્ષેત્રમાં ગ્રે પસંદ કરો
ઓક ઉપર ક્લિક કરો
છાયો દરેક સફેદ વાદળ પાછળ પ્રદર્શિત થાય છે
ચાલો હવે વાદળોને વધુ વાસ્તવિકવાદી બનાવીએ
ગ્રે વાદળ જૂથ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ જોવા માટે જમણું ક્લિક કરો અને એઆરઇએ પસંદ કરો
એઆરઇએ સંવાદ બૉક્સમાં એઆરઇએ ટૅબ પસંદ કરો
ફિલ હેઠળ ગ્રેડિયન્ટ ક્લિક કરો
હવે ગ્રેડિયન્ટ1 પસંદ કરો
ઓક પર ક્લિક કરો
વાદળ હવે ગ્રે ના છાયામાં વધુ વાસ્તવિકવાદી છે
એક આકાર પસંદ કરો ધારો કે ક્લાઉડ ગ્રુપ
કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને એઆરઇએ ઉપર ક્લિક કરો
આ એઆરઇએ ટેબ વિકલ્પો દૃશ્યમાન છે
ફિલ હેઠળ તમે 4 વિકલ્પો જોશો કલર્સ ગ્રેડિયન્ટ હેચિંગ અને બિટમેપ
નોંધ લો કે આ દરેક વિકલ્પો માટે સંવાદ બૉક્સમાં અનુલક્ષી ટેબ છે
આ ટેબો નવી શૈલીઓ બનાવવા અને સંગ્રહ કરવા માટેની પરવાનગી આપે છે
ચાલો કલર્સ ટેબ પર ક્લિક કરો
પ્રોપર્ટીઝ હેઠળ કલર ડ્રોપ ડાઉન માંથી રેડ 3 પસંદ કરો
પછી આરજીબી પસંદ કરો અને બતાવ્યા પ્રમાણે આર જી અને બી ની વેલ્યુઝ દાખલ કરો
આર જી અને બી લાલ લીલો અને કાળા રંગના કોઇપણ રંગમાં પ્રમાણ માટે વપરાય છે
આપણે આર માટે 200 જી માટે 100 અને બી માટે 50 દાખલ કરીશું
અહીં આપણે રંગ બદલવા માટે લાલ લીલો અને વાદળી રંગનું પ્રમાણ બદલી રહ્યા છીએ
આરજીબી ક્ષેત્ર ઉપર પૂર્વદર્શન બૉક્સને જુઓ
પ્રથમ પૂર્વદર્શન બોક્સ મૂળ રંગ દર્શાવે છે
કલર ક્ષેત્રની આગળ આવેલ બીજુ પૂર્વાવલોકન બોક્સ આપણે કરેલ ફેરફારો દર્શાવે છે
નામે ક્ષેત્રમાં તે માટે એક નામ લખો
ચાલો નામ ન્યૂ રેડ દાખલ કરીએ
એડ બટન પર ક્લિક કરો
નવા રંગ યાદીમાં ઉમેરવામાં આવેલ છે
ઓક પર ક્લિક કરો
આપણે એક નવો રંગ બનાવ્યો છે
ચાલો આ ક્રિયા CTRL અને ઝ દબાવીને અન્ડું કરીએ
વાદળનો રંગ ફરીથી સફેદ થાય છે
એઆરઇએ સંવાદ બોક્સના ટેબો વાપરી તમે તમારા પોતાના ગ્રેડિએન્ટ્સ અને હેત્ચિંગ બનાવી શકો છો
ગ્રેડિએન્ટ્સ એક શેડ્સ હોય છે જે એક રંગ થી અન્ય રંગના મિશ્રણ હોય છે
ઉદાહરણ તરીકે રંગ છાયા વાદળી થી લીલા થી બદલાય છે
હેત્ચિંગ એક છાયા અથવા બનાવટ છે જે લલિત સમાંતર રેખાઓનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે
હવે આપણે ડ્રોમાં બીટમેપ કેવી રીતે ઈમ્પોર્ટ કરવું તે જાણીશું
મુખ્ય મેનુ માંથી ફોર્મેટ પસંદ કરો અને એઆરઇએ પર ક્લિક કરો
આગળ જોયું તે પ્રમાણે એઆરઇએ સંવાદ બોક્સ ખોલે છે ત્યાર બાદ બીટમેપ્સ ટેબ પર ક્લિક કરો
હવે ઇમ્પોર્ટ બટન પર ક્લિક કરો
ઇમ્પોર્ટ સંવાદ બોક્સ દેખાય છે
બ્રાઉઝ કરો અને એક બીટમેપ પસંદ કરો
ઓપન બટન પર ક્લિક કરો
ડ્રો બીટમેપ માટે નામ દાખલ કરવા માટે પૂછે છે
નામ ન્યૂબિટમેપ દાખલ કરો
ઓક પર ક્લિક કરો
બીટમેપ હવે ડ્રોપ ડાઉન લીસ્ટમાં દેખાય છે
બહાર નીકળવા માટે ઓક પર ક્લિક કરો
હવે આ વાદળો જુઓ
ચાલો CTRL અને ઝ દબાવીને આ અન્ડું કરીએ
ઓબ્જેક્ટ વોટર ભરવા માટે બીટમેપ વાપરો
હવે પાણીને વધુ વાસ્તવિકવાદી બનાવીએ
આ કરવા માટે આ જૂથમાં ત્રિકોણ અને વક્ર પસંદ કરો
કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને એઆરઇએ પસંદ કરો
એઆરઇએ સંવાદ બોક્સ માં બીટમેપ્સ ટેબ પર ક્લિક કરો
બીટમેપ યાદી નીચે સ્ક્રોલ કરો અને વોટર પસંદ કરો
ઓક પર ક્લિક કરો
પાણી હવે વધુ વાસ્તવિકવાદી લાગે છે
આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો
ઓબ્જેક્ત્સ દોરો અને તેમને રંગ ગ્રેડિએન્ટ્સ હેત્ચિંગ અને બીટમેપ સાથે ભરો
ટ્રાન્સપેરન્સી ટેબનો ઉપયોગ કરો અને ઓબ્જેક્ત્સ પર તેની અસરો જુઓ
હવે આકાશમાં રંગ ભરીયે
આ સરળ છે
આપણે સમગ્ર પેજ પર બેકગ્રાઉન્ડ લાગુ પાડીશું
કોઈપણ ઓબ્જેક્ત્સ પસંદ નથી થયા એ ખાતરી કરવા માટે પેજ પર કર્સર ક્લિક કરો
કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો
પેજ સેટઅપ સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે
બેકગ્રાઉન્ડ ટેબ પર ક્લિક કરો અને ફિલ હેઠળ અને કલર પસંદ કરો
નીચે સ્ક્રોલ કરો અને રંગ બ્લૂ 8 પસંદ કરો
ઓક પર ક્લિક કરો
ડ્રો તમને પૂછે છે કે શું આ બેકગ્રાઉન્ડ સેટિંગ બધા પેજ માટે હોવી જોઈએ
નો ઉપર ક્લિક કરો
હવે માત્ર પસંદિત પેજ જ પૃષ્ઠભૂમિ રંગ ધરાવે છે
તમે ઓબ્જેક્ટમાં રંગો ન ભરવાનું પણ પસંદ કરી શકો છો
પર્વત પસંદ કરો
કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને એઆરઇએ પસંદ કરો
એઆરઇએ સંવાદ બોક્સ માં એઆરઇએ ટૅબ પસંદ કરો
ફિલ હેઠળ અને નોને પસંદ કરો
ઓક પર ક્લિક કરો
ઑબ્જેક્ટ કોઈપણ રંગ સાથે ભર્યું નથી અને બેકગ્રાઉન્ડ સામે માત્ર રૂપરેખા જોવા મળે છે
ક્રિયા અન્ડું કરવા માટે CTRL ઝ કીઓ ડબાઓ
તમે ફોર્મેટ મેનુ માંથી આ બધા વિકલ્પો ઍક્સેસ કરી શકો છો
Ctrl એસ કીઓ એકસાથે દબાવી તમારી ફાઈલ સંગ્રહ કરવાનું યાદ રાખો દરેક વખતે ફેરફાર કર્યા પછી CTRL એસ કરો
વૈકલ્પિક રીતે ઓટોમેટિક સવે વિકલ્પ સુયોજિત કરો જેથી ફેરફારો આપમેળે સંગ્રહવામાં આવશે
અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે
તમે બનાવેલ ચિત્રમાં રંગ ભરો
આ પેજને બેકગ્રાઉન્ડ આપો
અમુક નવા રંગો બનાવો
લિબ્રિઓફિસ ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે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
જોડાવા બદ્દલ આભાર